ઓવરવ્યૂ ઓએફ થે વેબ એપ્લિકેશન - લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ ઓવરવ્યુ ઓફ ધ વેબ એપ્લીકેશન લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં અમે તમને વેબ એપ્લિકેશન થી પરિચય કરાવીએ છીએ
આ શૃંખલામાં અમે બેસિક ઇન્વેન્ટરી બેસિક ઇન્વેંટરી સીસ્ટમ કેવી રીતે બનાવવી એ ડેમોનસ્ટ્રેટ કર્યું છે
આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમનું એક ઉદાહરણ વાપર્યું છે
આ શૃંખલા શીખવા માટે તમને આપેલનું જ્ઞાન હોવું જરૂરી છે નેટબીન્સ આઇડીઇ નેટબીન્સ આઇડીઈ નો ઉપયોગ કરીને કોર જાવા કોર જાવા અને એચટીએમએલ એચટીએમએલ જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો
ચાલો હવે જોઈએ વેબ એપ્લીકેશન એક લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ
લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ એ એક એવી પ્રણાલી છે જે પુસ્તકોની આપ લેનો પ્રબંધ કરે છે અને લાઇબ્રેરીનાં વપરાશકર્તાઓને સંભાળે છે
હમણાં શા માટે આપણને લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ ની જરૂર છે
આવી પ્રણાલીનો ઉપયોગ મદદ કરે છે ગ્રંથપાલને લાઈબ્રેરીમાં સરળતાથી પુસ્તકોની ગોઠવણી માટે સભ્યપદની માહિતીને એક કેન્દ્રિય સર્વર પર જાળવવા માટે સમય અને સ્ત્રોતો બચાવવા માટે અને કાર્યભાર ઓછો કરવા માટે હવે ચાલો ઝડપથી હું તમને બતાવું એક સીસ્ટમ
આ માટે હું નેટબીન્સ આઇડીઇ પર જઈશ
આપણી પાસે અહીં એક અત્યંત સરળ સીસ્ટમ છે
ચાલો હું માયફર્સ્ટપ્રોજેક્ટ માયફર્સ્ટપ્રોજેક્ટ નામનાં આ પ્રોજેક્ટને રન કરું
બ્રાઉઝર વિન્ડો ખુલે છે
આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ નાં હોમ પેજ હોમ પેજ ને જોઈ શકીએ છીએ
આપણે અહીં એક અત્યંત સરળ લોગિન ફોર્મ લોગીન ફોર્મ જોઈ શકીએ છીએ
અહીં પુષ્ઠ પર એક વિઝિટર્સ હોમ પેજ વિઝીટર્સ હોમ પેજ નામનું એક લીંક છે
લિંક લીંક પર ક્લિક કરો
આપણને લાઇબ્રેરીમાં ઉપલબ્ધ તમામ પુસ્તકોની એક યાદી દેખાય છે
એક લાઇબ્રેરી લાઇબ્રેરી ઘણા બધા મેમ્બર્સ મેમ્બરો ધરાવે છે
તો અત્યારે ચાલો મેમ્બર મેમ્બર તરીકે લોગીન કરીએ એટલે કે પહેલાથી નોંધણીકૃત હોય એવા વપરાશકર્તા તરીકે
હું મધુસેઇન તરીકે અને પાસવર્ડ આપીને લોગીન કરીશ અને Enter દબાવું છું
આપણે જોઈ શકીએ છીએ સક્સેસ ગ્રીટિંગ પેજ સક્સેસ ગ્રીટીંગ પેજ
આપણી પાસે વપરાશકર્તા દ્વારા હાલમાં ઊછીમાં લીધેલ પુસ્તકોની યાદી પણ છે
ચાલો હમણાં લોગઆઉટ લોગઆઉટ કરીએ
આગળ આપણે ગ્રંથપાલ તરીકે લોગીન કરીશું એટલે કે એડમિન એડમીન તરીકે
જેમ આપણે લોગીન કરીએ છીએ તેમ આપણે એડમિન સેક્શન પેજ એડમીન સેક્શન પેજ જોઈ શકીએ છીએ
આપણે અહીં 4 વિકલ્પો જોઈ શકીએ છીએ
દરેકને પ્રયાસ કરીએ અને પરિણામો જોઈએ
પહેલા આપણી પાસે લિસ્ટ બુક્સ લીસ્ટ બુક્સ વિકલ્પ છે
અહીં આપણને લાઇબ્રેરીમાંની તમામ ઉપલબ્ધ પુસ્તકોની યાદી મળે છે
આગળ આપણી પાસે છે લિસ્ટ બોરોવ્ડ બુક્સ લીસ્ટ બોરોવ્ડ બુક્સ
અહીં આપણને વિભિન્ન મેમ્બર્સ મેમ્બરો ને આપવામાં આવેલ પુસ્તકોની યાદી મળે છે
અને તેમણે વટાવેલી પાછી આપવાની તારીખની યાદી મળે છે
ત્યારબાદ આપણી પાસે છે વિકલ્પ લિસ્ટ યુઝર્સ લીસ્ટ યુઝર્સ
અહીં આપણને લાઇબ્રેરીમાં નોંધણીકૃત થયેલ તમામ યુઝર્સ વપરાશકર્તાઓ ની યાદી મળે છે
ત્યારબાદ અહીં આપણી પાસે checkoutરિટર્ન એ બુક ચેકઆઉટરીટર્ન અ બૂક નો વિકલ્પ છે
ચાલો આ વિકલ્પ પર ક્લિક કરીએ
આ છે checkoutરિટર્ન એ બુક ચેકઆઉટરીટર્ન અ બૂક નું ઈન્ટરફેસ
હવે ચાલો આપણા લોગિન પેજ લોગીન પેજ પર પાછા ફરીએ
નોંધ લો કે આપણી પાસે નવા વપરાશકર્તા તરીકે નોંધણીનું પણ વિકલ્પ છે
નોંધણી કરવા માટે હેરે હિયર પર ક્લિક કરો
નવા વપરાશકર્તા તરીકે નોંધણી કરવા માટે આ એક રજિસ્ટ્રેશન ફોર્મ રજીસ્ટ્રેશન ફોર્મ છે
તો આ છે આ સિમ્પલ વેબ એપ્લિકેશન સિમ્પલ વેબ એપ્લીકેશન ની એક ઝાંખી
આ શૃંખલાનાં અંતમાં તમે આ સાદી લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ બનાવતા શીખી જશો
સાથે જ તમે તેમાં વધુ કાર્યક્ષમતાઓ પણ ઉમેરવામાં સમર્થ થશો જેમ કે પુસ્તક માટે શોધખોળ
આ શૃંખલામાં આપણે વેબ એપ્લિકેશન વેબ એપ્લીકેશન ની રચના કરવા માટે જેએસપી જેએસપી અને સર્વલેટ્સ સર્વલેટ્સ વાપરીશું
સાથે જ તમે એમવીસી આર્કિટેક્ચર એમવીસી આર્કીટેક્ચર વિશે વિગતમાં શીખશો અને તમે એમવીસી પેટર્ન અનુસરણ કરતી કોઈપણ વેબ એપ્લીકેશન વિકસિત કરવામાં સમર્થ રહેશો
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
httpspoken tutorialorgNMEICT Intro લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર એમએનસી દ્વારા તેમનાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે
સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે પણ ઘટકની પુષ્ટિ કરી છે
આઇઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું
જોડાવાબદ્દલ આભાર